ઓલમોસ્ટ બધા બે બે બે બે છોકરીઓ બેઠેલી છે પેલી બેન્ચીસ ઉપર એક છોકરી સુઈ ગઈ છે અને એક કામ કરે છે.

આ એક ચિત્રમાં મને અ એક શોરુમ દેખાય છે જેની અંદર--

ચિત્રમાં મને એક મોટ્ટી એક દીવાલ છે દીવાલ ઉપર એક પેન્ટિંગ બની છે જેનામાં આદિવાસી કઈ રીતે રેતા અતા--

શ્રદ્ધા ગોલ્ડ કલેક્શન કરીને અ અ શોપ દેખાય છે અ જેનામાં ઈંગ્લીશ મા પણ લખેલુ છે અને નીચે ગુજરાતીમાં પણ લખેલુ છે.

પ્લેયર્સ નો નંબર હોઈ શકે છે અને અ એની અ સામેની સાઈડ વાઈટ કલર ની બિલ્ડીંગ દેખાય રહી છે પાણી ચોખ્ખું નથી.

આ ચિત્રની અંદર એક મને રિક્ષા દેખાય રહી છે રિક્ષા ની બાજુમાં એક અ સારુ એવુ પોસ્ટર છે જે પોસ્ટર ની અંદર--

જેના ઉપર બેડ અ બ્લેક કલર ની સીટ છે અને સાઈડ માં--

ત્રણ ચાર અ ખુરશી દેખાય રહી છે અને એક વ્યક્તિ પણ ઉભેલો દેખાય છે.